જેની આસપાસ ઘણા વૃક્ષો અને છોડ છે ઇમારતની આગળના ભાગમાં એક નાનકડું ધાર્મિક સ્થાન જેવું બાંધકામ દેખાય છે.

ચિત્રમાં સ્ટેશન ની ઇમારત દેખાય છે જેના પર હાજીપુર જંકશન અને હાજીપુર જંકશન જે એન લખેલું છે સ્ટેશન ની બહાર ઘણા રિક્ષાઓ ઉભેલા દેખાય છે જે મુસાફરોની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગે છે.

આ ચિત્રમાં એક રૂમ દેખાય છે જે કદાચ કોઈ ક્લિનિક અથવા ઑફિસ નો વેટિંગ એરિયા કે રિસેપ્શન વિસ્તાર છે.

એમાં લાલ રંગના કેટલાક માળખાકીય બાંધકામો દેખાય છે જે કન્વેયર બેલ્ટ અથવા સપોર્ટ સ્ટ્રક્ચર્સ જેવા હોઈ શકે છે.

તસવીરમાં એક દુકાનનો અંદરનો ભાગ દેખાય છે જેમાં છાજલીઓ ઉપર વિવિધ રંગના ડબ્બા ગોઠવેલા છે.

પહાડની સપાટી રફ અને સૂકા ઘાસથી ઢંકાયેલી છે જે તેની પ્રાચીનતા અને કુદરતી સૌંદર્યતા દર્શાવે છે.

બેગ્રાઉન્ડ માં પાણી અને તેની કિનારી પણ સિમેન્ટ ની પાળી પણ દેખાઈ રહી છે.

આ ચિત્ર એક શહેરનું દ્રશ્ય છે જેમાં એક જૂની ઘડિયાળ ટાવર પ્રમુખતા થી દેખાય છે.

આ ચિત્રમાં કોઈ હાઇવે ઉપરથી ઇલેક્ટ્રીક સર્કિટ હાઉસ દેખાઈ રહ્યું છે.

ચિત્રમાં રેલ્વે સ્ટેશન નજીકનો વિસ્તાર દેખાય છે તેમાં રેલ્વે ટપાલ સેવા અને રેલવે મેલ સર્વિસ લખેલું લીલું બોર્ડ છે.